સી અને C માં ટોકન્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું ટોકન્સ ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું અને વાપરવું
આપણે એક ઉદાહરણની મદદથી આ કરીશું
આપણે કેટલીક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલોને પણ જોઈશું
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ 1110 જીસીસી અને g કમ્પાઈલર આવૃત્તિ 461
ચાલો પરીચય વડે શરૂઆત કરીએ ટોકન એ દાતા ટાઇપ્સ વેરિએબલ્સ કોન્સ્ટન્ટ્સ અને આઇડેન્ટિફાયર્સ માટે એક સામાન્ય શબ્દ છે ચાલો પ્રોગ્રામ સાથે શરૂઆત કરીએ
મેં એડીટર પર પહેલાથી જ એક કોડ ટાઈપ કર્યો છે ચાલો હું તે ખોલું
આપણી ફાઈલનું નામ ટોકન્સ c છે એની નોંધ લો
આ પ્રોગ્રામમાં આપણે વેરીએબલોને ઈનીશ્યલાઈઝ કરીશું અને તેમની વેલ્યુઓને પ્રીંટ કરીશું
ચાલો હું કોડ સમજાવું
આ આપણી હેડર ફાઈલ છે
આ આપણું મેઈન ફંક્શન છે
અહીં ઇન્ટ એક કીવર્ડ છે કમ્પાઈલર કીવર્ડો નાં અર્થ જાણે છે
એ એક ઇન્ટેજર વેરીએબલ છે અમે તેને 2 વેલ્યું અસાઇન કરી છે
આને ઇનીશલાઇઝેશન તરીકે સંબોધાય છે
જયારે કોઈ વેરીએબલને વેલ્યુ અસાઇન થઇ નથી ત્યારે તેને વેરીએબલનું ડીકલેરેશન તરીકે સંબોધવામાં આવે છે
અહીં બી એક કોન્સટન્ટ છે
આપણે બી ને 4 વેલ્યુ અસાઇન કરીને ઈનીશ્યલાઈઝ કર્યું છે
કોન્સ્ટ કીવર્ડ ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ બનાવવાં માટે વાપરવામાં આવે છે
કીવર્ડો અને કોન્સટન્ટ પર વધુ જાણકારી માટે સ્લાઈડો પર પાછા જઈએ
કીવર્ડ્સ સ્થાયી અર્થો ધરાવે છે જેને બદલી શકાતા નથી કીવર્ડ્સ વેરિએબલ નામો તરીકે વાપરી શકાતા નથી સી માં 32 કી વર્ડો છે કેટલાક નામ છે ઓટો બ્રેક કેસ charએનમ એક્સટર્ન વગેરે
કોન્સ્ટન્ટ્સ કોન્સ્ટન્ટ્સ સ્થાયી વેલ્યુઓ છે
તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુશન દરમ્યાન બદલાતા નથી
કોન્સ્ટન્ટ્સ બે પ્રકારનાં છે ન્યુમેરિક કોન્સ્ટન્ટ્સ અને કેરેક્ટર કોન્સ્ટન્ટ્સ
હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ
અહીં ફ્લોટ વેરીએબલ સી નો ડેટા ટાઇપ છે
અમે તેને 15 વેલ્યુ અસાઇન કરી છે દાતા ટાઇપ નિયમસમૂહો સહીત વેલ્યુઓનું એક મર્યાદિત સમૂહ છે
અહીં ડી એક વેરિએબલ છે ચાર અને એક અવતરણ ચિહ્ન સૂચિત કરે છે કે આપણે કેરેક્ટર સાથે કામ કરી રહ્યા છીએ પરીણામ સ્વરૂપે ડી વેલ્યુ એ ને સંગ્રહીત કરનારું એક કેરેક્ટર વેરિએબલ છે આ જોવું સરળ છે કે ઇન્ટ ડબલ ફ્લોટ અને ચાર એ ડેટા ટાઇપ છે એ સી અને ડી વેરિએબલ્સ છે હવે સ્લાઈડો પર પાછા આવીએ
આપણે ડેટા ટાઇપ અને વેરીએબલ વિશે વધું જાણીશું ચાલો ઇન્ટેજર ડેટા ટાઇપ સાથે શરૂઆત કરીએ આને ઇન્ટ તરીકે જાહેર કરાય છે જો આપણે એક ઇન્ટેજર ડેટા ટાઇપને પ્રીંટ કરવું છે તો આપણે d ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું
એજ રીતે આપણે ફ્લોટીંગ પોઈન્ટ ક્રમાંકો માટે ફ્લોટ અને f વાપરીશું કેરેક્ટર ડેટા ટાઇપ માટે આપણે ચાર અને c વાપરીશું અને ડબલ ડેટા ટાઇપ માટે આપણે ડબલ અને lf ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું
હવે આપણે ડેટા ટાઇપની શ્રેણી જોઈશું ઇન્ટિજર ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે 32768 થી 32767 ફ્લોટિંગ પોઇન્ટ ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે 34ઇ 38 કેરેક્ટર ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે 128 થી 127 અને ડબલ ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે 17ઇ 308 વેરીએબલમાં સંગ્રહીત થયેલ વેલ્યુઓ આ શ્રેણી કરતા વધારે અથવા ઓછી ન હોવી જોઈએ
હવે આપણે વેરીએબલો પર જઈશું
વેરીએબલ એક ડેટા નામ છે
તે ડેટા વેલ્યુ સંગ્રહીત કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે
વેલ્યુઝ બદલી શકે છે જયારે પ્રોગ્રામ રન થાય છે
વેરિએબલ ને વાપરતા પહેલા તેને જાહેર કરવું જોઈએ આપણે વેરિએબલ્સ ને અર્થપૂર્ણ નામો આપવાનો પ્રયાસ કરવું જોઈએ ઉદાહરણ છે જોન માર્ક્સ સુમ વગેરે
હવે પ્રોગ્રામ પર પાછા જઈએ
અહીં પ્રિન્ટફ આ ફંક્શન માટે એક આઇડેન્ટિફાયર નામ છે આપણી સ્લાઈડો પર પાછા આવીએ
ચાલો આઇડેન્ટિફાયર્સ વિશે જાણીએ
આઇડેન્ટિફાયર્સ એ યુઝરે વ્યાખ્યાયિત કરેલ નામો છે આઇડેન્ટિફાયર અક્ષરો અને ક્રમાંકોને ધરાવે છે મોટા અને નાના બંને અક્ષરોની પરવાનગી છે પ્રથમ અક્ષર એક વર્ણમાળાનો શબ્દ અથવા અંડરસ્કોર હોવો જોઈએ
હવે પ્રોગ્રામ પર પાછા આવીએ અહીં આપણે વેરીએબલો અને કોનસ્ટંટોને ઈનીશ્યલાઈઝ કર્યા છે
અહીં તેને પ્રીંટ કરીએ છીએ
અને આ રીટર્ન સ્ટેટમેંટ છે
હવે સવે પર ક્લિક કરો
પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કી એકસાથે દબાવી ટર્મીનલ વિન્ડો ખોલો
કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો જીસીસી tokensસી o ટોક Enter દબાવો એક્ઝેક્યુટ કરવાં માટે ટાઈપ કરો tok આઉટપુટ દ્રશ્યમાન થાય છે
આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણી પાસે દશાંશ બીંદુ પછી ૬ વેલ્યુઓ છે
અને અહીં આપણી પાસે બે વેલ્યુઓ છે
હવે ચાલો આપણે શોધીએ કે આ કેવી રીતે થયું
પ્રોગ્રામ પર પાછા આવીએ
આનું કારણ છે કે આપણી પાસે અહીં 2f છે
આ દર્શાવે છે કે આપણે દશાંશ બીંદુ પછી ફક્ત બે વેલ્યુઓને જ પ્રીંટ કરી શકીએ છીએ
ધારો કે અહીં મને ત્રણ દશાંશ સ્થાન સાથેનું આઉટપુટ જોઈએ છે
ચાલો 2f ને 3f થી બદલીએ
હવે સવે પર ક્લિક કરો ટર્મીનલ પર પાછા આવીએ
પહેલાની જેમ કમ્પાઈલ કરીએ એક્ઝેક્યુટ કરીએ
અહીં આપણે દશાંશ બીંદુ પછી ત્રણ વેલ્યુઓ જોઈ શકીએ છીએ
હવે આપણે સમાન પ્રોગ્રામને C માં એક્ઝેક્યુટ કરીશું
પ્રોગ્રામ પર પાછા આવીએ હું અહીં અમુક વસ્તુઓને બદલીશ પહેલા તમારા કીબોર્ડ પર shiftctrls કી એકસાથે દબાવો
હવે ફાઈલને cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને સવે પર ક્લિક કરો ચાલો હેડર ફાઈલને આઇઓસ્ટ્રીમ તરીકે બદલીએ હવે યુઝિંગ સ્ટેટમેંટનો સમાવેશ કરો અને સવે પર ક્લિક કરો
હવે પ્રિન્ટફ સ્ટેટમેંટને કાઉટ સ્ટેટમેંટથી બદલી કરો કારણ કે C માં આપણે કાઉટ ફંકશન નો ઉપયોગ લાઈનને પ્રીંટ કરવાં માટે કરીએ છીએ સર્ચ ફોર એન્ડ રિપ્લેસ ટેક્સ્ટ પર ક્લિક કરો
અહીં ટાઈપ કરો પ્રિન્ટફ ખુલ્લું કૌંસ અને અહીં આ કોલમમાં ટાઈપ કરો કાઉટ અને બે ખુલ્લા એન્ગલ કૌંસ
હવે રિપ્લેસ અલ્લ પર ક્લિક કરો અને ક્લોઝ પર ક્લિક કરો
આપણને ફોર્મેટ સ્પેસિફાયર ન ની જરૂર નથી તેમને રદ્દ કરો
હવે અલ્પવિરામને રદ્દ કરો
અને બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો
સવે પર ક્લિક કરો
હવે બંધ કૌંસ રદ્દ કરો બે ખુલ્લા એન્ગલ કૌંસ ફરીથી ટાઈપ કરો
અને ડબલ અવતરણ ચિહ્નમાં ન ટાઈપ કરો
સવે પર ક્લિક કરો
પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
ટર્મીનલ પર પાછા આવીએ
કમ્પાઈલ કરવાં માટે જી tokensસીપીપી ઓ ટોક 1 ટાઈપ કરો અહીં આપણી પાસે ટોક1 છે કારણ કે આપણે ફાઈલ tokensસી માટે આઉટપુટ પેરામીટર ટોક ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી
હવે એન્ટર દબાવો એક્ઝેક્યુટ કરવાં માટે ટોક1 ટાઈપ કરો
એન્ટર દબાવો આઉટપુટ દ્રશ્યમાન થાય છે
હવે ચાલો અમુક એવી સામાન્ય એરરો પર જઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ
પ્રોગ્રામ પર પાછા આવીએ
ધારોકે અહીં હું બી ને એક નવી વેલ્યુ 8 સાથે રીઅસાઇન કરીશ
સવે પર ક્લિક કરો
ચાલો જોઈએ શું થાય છે
ટર્મીનલ પર પાછા આવીએ
પ્રોમ્પ્ટને સાફ કરીએ
હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો
આપણને ટોકન્સ
સીપીપી ફાઈલમાં એક એરર લાઈન ક્રમાંક 7 પર દેખાય છે
ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ બી માટેનું એસાઈનમેંટ
પ્રોગ્રામ પર પાછા આવીએ આનું કારણ છે કે બી એક કોનસ્ટંટ છે
કોનસ્ટંટ સ્થાયી વેલ્યુઓ હોય છે
તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુંશન દરમ્યાન બદલાતા નથી
તેથી તે એરર આપી રહ્યું છે
ચાલો એરરને સુધારીએ
આ રદ્દ કરો
સવે પર ક્લિક કરો
ફરીથી એક્ઝેક્યુટ કરીએ
ટર્મીનલ પર પાછા આવીએ
પહેલાની જેમ કમ્પાઈલ કરીએ
એક્ઝેક્યુટ કરીએ
હા આ કામ કરી રહ્યું છે
હવે બીજી એક સામાન્ય એરરને જોઈશું
પ્રોગ્રામ પર પાછા જઈએ
ધારોકે હું અહીં એક અવતરણ છોડી દઈશ
સવે પર ક્લિક કરો
એક્ઝેક્યુટ કરીએ
ટર્મીનલ પર પાછા આવીએ
પહેલાની જેમ કમ્પાઈલ કરીએ
આપણને ટોકન્સ
સીપીપી ફાઈલમાં લાઈન ક્રમાંક 9 પર એક એરર દેખાય છે
એ વાસ નોટ ડિક્લેર્ડ ઇન થે સ્કોપ
પ્રોગ્રામ પર પાછા ફરીએ
આનું કારણ એ છે કે એક અવતરણમાં આવેલ કંઈપણને કેરેક્ટર વેલ્યુ તરીકે ગણવામાં આવે છે
અને અહીં આપણે ડી ને એક કેરેક્ટર વેરીએબલ તરીકે જાહેર કર્યો છે
એરર સુધારીએ
અહીં લાઈન ક્રમાંક 9 પર એક અવતરણ ટાઈપ કરો
સવે પર ક્લિક કરો
એક્ઝેક્યુટ કરીએ
ટર્મીનલ પર પાછા આવીએ હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો પહેલાની જેમ એક્ઝેક્યુટ કરો
હા આ કામ કરી રહ્યું છે
હવે સ્લાઈડો પર પાછા આવીએ
સારાંશમાં આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં ડેટા ટાઇપ દા
ઇન્ટ ડબલ ફ્લોટ વગેરે
વેરીએબલો દા
ઇન્ટ એ2 આઇડેન્ટિફાયર્સ દા
પ્રિન્ટફ અને કોન્સ્ટન્ટ દા
ડબલ કોન્સ્ટ b4 એસાઈનમેંટ રૂપે સાદુ વ્યાજ ગણતરી કરવાં માટે એક સી પ્રોગ્રામ લખો
સંકેત સિમ્પલ ઇન્ટરેસ્ટ પ્રિન્સિપલ રતે ટાઇમ 100 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ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
જોડાવા બદ્દલ આભાર